મને સાયબ એમાં હીરોપનતી two જોવામાં બૌ સારું લાગ્યું. કે એમાં બૌ story એમાં ટાઈગર શ્રોફની બધી action હોય છે ઈ બધી real type ની હોય છે અને action stunts બધું સારું હોય છે. જેના કારણે મને કે હીરોપનતી two જોવું સારું લાગ્યું. એમાં જો fighting, મને action વાળા movie જોવા વધારે ગમે છે તો એમાં action સારું આવે છે. તમે જોયેલું હશે તો તમને ખબર હશે action ને એ બધું સારું આવેને એના કારણે મને હીરોપનતી two જ last માં સારું લાગ્યું ને છેલ્લે મેં ઈ જોયેલું છે movie. તમને bollywood type માંથી કયું સારું લાગે છે movie? તમને bollywood movie માંથી કયું સારું લાગે છે movie?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 અને એમાં શીખવા લાયક વસ્તુ પણ ઘણી બધી છે. હમ એ સાચી વાત છે. એમાં ઘણું બધું શીખવા મળે છે. તે પણ આપડે college life ઉપર જ છે પણ એ bollywood type માં છે. એમાં કઈ રીતે આપડા મિત્ર circle કામ આવે, કઈ રીતે શું છે, કઈ રીતે college life જીવવી. તે પણ સારું છે થોડુંક comedy પણ છે, ઘણું શીખવા પણ મળે છે. આપડા પપર ખુદ ઉપર કેટલો વિશ્વાસ હોવો જોઈએ, પરીક્ષામાં એ બધું પણ શીખવા મળે છે. Movie પણ સારું છે. હા એમાં ખાસ વાત એ છે કે કે એમાં જે hero હોય છે એ ક્યારેય ભણવા પાછળ દોડતો નથી, મતલબ કે એમાં એ theory માં કાંઈ રસ ધરાવતો જ નથી. જે આજકાલના છોકરાઓ બસ એ theory માં જ પડયા હોય છે બસ પરીક્ષા હોય એટલે આગલાં દિવસે ગોખવા માંડે. જ્યારે એ તે movie માં hero હોય છે આમિર ખાન એને એ વસ્તુમાં જરાય રસ નથી. એને બસ મશીનો સાથે જ પ્રેમ હોય છે. અને બસ એ practical knowledge માં જ વધારે માને છે. જ્યાં કાંઈ ભી મશીન જેવું દેખાય એટલે બસ તરત એમાં ચોંટી પડે. અને અંતમાં જ્યારે, એટલે આખી university ને એમ જ હતું કે એનાથી કાય નહીં થાય એ પાસ નહીં થઈ શકે but અંતમાં એ એને first rank આવે છે અને prove કરે છે કે practical knowledge જ સૌથી શ્રેષ્ઠ છે. મારા મતે એમાં practical knowledge સારું જ છે. નો જ્ઞાન લેવા કરતાં વધારે આપણે કે બારનાં મશીનો ઉપરને બારનાં વસ્તુ ઉપર ધ્યાન દઈએ. તો વધુ સમજવા મળે છે. કે તે movie સારું એવું સમજણ આપે છે બધાને કે જ્યારે ચોપડીના કરતા જે આપડે સારું એવું બારનું જ્ઞાન લઈએ તો આપડે વધારે જાણવા મળે. તે movie સારું એવું બૌ છે. તમારી nice choice છે three idiots માટેની. હા ખૂબ જ સરસ. ઠીક છે તો પછી તમે રાજકોટમાં જ રહો છો તો પછી ક્યારેક તમે જ્યારે free હોય રવિવારના તો આપણે મળીએ અને સાથે એક વાર movie જોવા જઈએ. હા પાક્કું પાક્કું હવે, હા પાક્કું પાક્કું જી last movie જી release થશે આપડે સાથે જોવા જઈએ એ. તમારો આભાર. તમારી સાથે વાત કરીને મને ઘણો સારો એવો રસ મળ્યો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ધનય

બસ શાંતિ ચાલે. હમણાં આજ કાલ એક નવી એપ્લિકેશન આઈ છે પ્લે સ્ટોરમાં તમે જોઈ છે?

હ તો એમાં એનું અ અત્યારે તો ખાસા બધા પર્સન એનું યુઝ કરતા હોય છે. કન્ટિન્યુ, લગાતાર એનો યુઝ થતો હોય છે, તમને એના માટેની જાણકારી છે નઈ? એમાં એક દમ ઇઝી ટ્રાન્સઝેકશન હોય છે. મતલબ કે તમારો પાસે કોઈ નો મોબાઈલ નંબર હોયને, તમારે તમારા દોસ્તારને અથવા કોઈ પણ વ્યક્તિને ટ્રાન્સઝેકશન કરવું હોય. તમે ઈઝીલી ટ્રાન્સઝેકશન કરી શકો છો મતલબ કે તમારી પાસે. દાખલા તરીકે તમારે મને ટ્રાન્સઝેકશન કરવું છે, તો તમારે છે ને મારો મોબાઈલ નંબર છે જે અકાઉન્ટથી મેં ગૂગલ પે યુઝ કરતી હોવ. એ અકાઉન્ટથી તમારા ગૂગલ પેના નંબરથી મને ટ્રાન્સઝેકશન કરો તો એક દમ ઈઝીલી ટ્રાન્સઝેકશન થઇ શકે છે જેમ અપડેકે ટાઈપિંગ કરતા હોઈએ છે ને ફોનમાં એટલું એટલું સિમ્પલ રીતે એટલું સરળ રીતે ટ્રાન્સઝેકશન થઇ શકે છે આમાં. એટલો ઇઝી વે છે ટ્રાન્સઝેકશન માટેનો. પેમેન્ટ માટેનો બટ અને પેમેન્ટ માટેનો બી બૌ સિમ્પલ છે કે અપડે જેમ ફોટો ક્લિક કરતા હોય છે એટલું ઈઝીલી ટ્રાન્સઝેકશન બી થઇ જાય છે.

તો એમનો ક્યુઆર કોડ છે એને સ્કેન કરવાનો છે જેમ કે અપડે ફોટો પાડીયે છે કેમ એક ક્લિક કરીયે છે, એવી રીતે જ એમ ક્યુઆર કોડ હોય એને સ્કેન કરવાનો ને તમારે ફોટો પડેલો એટલા સિમ્પલ સમયમાં સિમ્પલી પેમેન્ટ કરી શકાય છે. એટલું ઇઝી હોય છે. હા એટલું ઈઝીલી સ્કેન કરવાથી પણ ટ્રાન્સઝેકશન થઇ જાય છે. એટલું ઇઝી ટ્રાન્સઝેકશન હોય છે. ને ફોનપેના યુઝથી અ ફોનપેનો અપડે જે ગૂગલ પે છે, એ ગૂગલ પેનો યુઝ કરવા માટે છે ને, બિલકુલ સિમ્પલ પ્રોસેસ હોય છે મતલબ કે તમે જેમ પ્લે સ્ટોર માંથી આપડે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીયે છે

ઈ મોબાઈલ નંબર તમારે ડાયલ કરવાનો છે. એ ડાયલ એ મોબાઈલ નંબર અંદર ડાયલ કરો એટલે તમારા ફોનમાં ટેક્સ્ટ મેસેજમાં કોઈ છ અંકનું ઓટીપી આવે છે એ ઓટીપી કંટીન્યુ કરીને, તમે તમારો અકાઉન્ટ કરવાનું છે

એ બેંક સર્ચ કરીને એ બેંક સિલેક્ટ કરવાની છે. તમે એટીએમ નો યુઝ કરો છો એટીએમ નો? તમે ઈઝીલી તમારા ગૂગલ પે યુઝ કરી શકો છો. અ એટીએમ હોય છે એટીએમ પાછળ જે પાછળના ચા બાર અંખડાના બા બાર અંખનો જે નંબર હોય છે એમાંથી છ અંક નો નમ નંબર છે, ઈ પાછલા છ અંખ ડાયલ કરવાં હોય છે, પછી સીવીવી કોડનો ઉપયોગ કરવાનો, ને જયારે તમારું એટીએમ એક્સપાયર થવાનું છે, ઈ એટીએમ જે ડેટ એ એક્સપાયર થવાનું હોય એ એટીએમ નંબરનું યુઝ કરવાનું હોય પછી તમારે શાંતિથી તમારું પે અ ગૂગલ પે ચાલુ કરી શકો છો. ને અ ગૂગલ પે એક દમ બેસ્ટ છે જેમ કે આપે રિચાર્જ કરવું છે ફોનમાં, ધારોકે તમારા તમારા મમ્મી છે કોઈ ભી નું રિચાર્જ કરવું છે તમારે, હ તો એ રિચાર્જ કરવા માટે તમારે કઈ સ્ટોર ઉપર જવાની કે પછી કોઈ દુકાન ઉપર જવાની અથવા ક્યાંય બહાર જવાની જરૂરત નત પડતી તમારે સામાન્ય રીતે તમારો ફોન લઈને ગૂગલ પે ચાલુ કરીને, તમારા ફોનથી જ રિચાર્જ કરી શકો છો. એમાં કોઈ જરૂરી નથી કે તમારે એરટેલ જો ફરજીયાત જોવે, જીઓ ફરજીયાત જોવે, વીઆઈ ફરજીયાત જોવે, કે બીએસએનએલ ફરજીયાત જોવે.

એક દિવસના છ અ એક દિવસના ચોવીસ કલાક તમે કોઈ પણ સમયે આ એપ્લિકેશન નો યુઝ કરી શકો છો. હા, બેંક અકાઉન્ટ પછી લિંક થવાની ને. ના સર, અ એમાં કોઈ પણ ફ્રોડ થવાની આદિત્યભાઈ શક્યતા છે જ નઈ. કેમ કે જેમ તમે તમારો ધારોકે તમે એટીએમ યુઝ કરો છો એમ તમારે એટીએમ યુઝ કરવા માટે કેમ તમે ચાર અકડાનો પિન નંબર યુઝ કરો છો. એવીજ રીતે આમાં યુપીઆઈ સેટ કરવાનું હોય છે જેમ તમે જેમ ઓટીપી નાખ જેમ પેલા ચાર અકડા નો પિન નાખો એવી રીતે તમારે બી અઇયા, તમે સિલેકટેડ નંબર નો પિન નંબર નાખવાનું ત્યારેજ ઓપન થાય એ સિવાય કોઈ દિવસ આપ તમારું અકાઉન્ટ ઓપન ન થાય ને તમે જેમ ઈચ્છો તો જ ટ્રાન્સઝેકશન થઈ શકે છે કે તમારી ઈચ્છા મુજબ કોઈ ટ્રાન્સઝેકશન ના કરી શકે. ને હા આપડે જાર કોઈ વખત ઇલેક્ટ્રોનિક બિલ પે કરવા જઈએ છીએ ઇલેક્ટ્રિક બિલ પે કરવા જઈએ અથવા ઇન્શ્યોરન્સ માટે ભરવા જઈએ છીએ પછી ઇન્શ્યોરન્સ કરીએ, બિલ પે કરીએ પછી ફાસ્ટેગ કરીએ છીએ ત્યારે કેવું લગાતાર લાઇનમા ઊભું રેહવું પડે છે, ને પગ દુખી જાય છતાં બી નંબર ના આવે, વારો ના આવે અને ધક્કા ખાવાના થાય છે. એ બધી જ પ્રોબ્લેમ માંથી સોલ્યૂશન મડી જાય છે. ઇલેક્ટ્રિક બિલ પે કરવું હોય તો બી તમારી પાસે જસ ઇલેક્ટ્રિક બિલનું નંબર, ને કઈ કંપનીનું બિલ છે ઈ હોવું જરૂરી છે. ઈ બંનેથી તમે એક દમ શાંતિથી તમારા ફોન માંથી બેઠા બેઠા ઘરે

ન ન ન ઈ બધા પ્રોબ્લમ આજુ સોલ્યૂશન ને ધારો જો તમે પેટીએમ અ ગૂગલ પે નો યુઝ ના કરતા હોવ, તો હું તમને ગૂગલ પેમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીશ જેનાથી તમે ગૂગલ પે ઇન્સ્ટોલ કરો, ને અપડે એક બી મેં તમારામાં ટ્રાન્સઝેકશન કરી અથવા તમે મારા માં ટ્રાન્સઝેકશન કરો, એનાથી મને ને તમને બને ને એક સો ને એક રૂપિયાનો રિવોર્ડ મળે છે જે બેનેફિટ છે આપડા માટે. દર એક ટ્રાન્સઝેકશન ઉપર આપણે બેનેફિટ રહે છે. હા. હા સઉ પ્રથમ ટ્રાન્સઝેકશન ઉપર એક સો એક નો રિવોર્ડ મળે છે. જે ફર્સ્ટ અ મેં રિક્વેસ્ટ મોકલું તમને. ને મારા કે મારા રિક્વેસ્ટ તમે ગૂગલ પે ઇન્સ્ટોલ કરો ને મેં તમારામાં ટ્રાન્સઝેકશન કરું અથવા તમે મારામાં ટ્રાન્સઝેકશન કરો. પ આપણે એક સો એક સો એક રૂપિયાનો રિવોર્ડ મળે છે, જે ટ્રાન્સઝેકશન કરેને એને હા ટ્રાન્સઝેકશન કરે એને રિવોર્ડ મળે છે. ને તમે કોઈ બી જગ્યા ટ્રાન્સઝેકશન કરો જેમ કે, કોઈ તમે નાસ્તો કરવા ગયા છો ત્યાં, ઓનલાઇન કૈક ઓર્ડર કરો તમે, એક્ઝામ્પલ જ્યાં ફૂડ ઓર્ડર કરો છો ક્લોથ્સ ઓર્ડર કરો છો.

હા, એક દમ, સેફ સિક્યોર અને બેનેફિટ વાળી એપ્લિકેશન છે આ રીતે ભાઈ મતલબ બીજું કઈ, મની ટ્રાન્સેકશન એટલે જો તમારું એક, તમારું ખુદનું અકાઉન્ટ બેંક બેંક ઓફ બરોડામાં છે, તમારા નામ નું બીજુ અકાઉન્ટ અ એસબીઆઈ બેંકમાં છે તમે તમારા બેંક ઓફ બરોડાના એકાઉન્ટથી તમારા એસબીઆઈ ના એકાઉન્ટમાં બી પૈસા ટ્રાન્સ ટ્રાન્સફર કરી શકો છો. પછી તમારા કોઈ ફ્રેન્ડને પૈસા ટ્રાન્સફર કરવા છે તો બી થઇ શકે. તમારે કઈ બુક કરવી છે મતલબ કે તમારે બસ

ઈએમઆઈ નો હફતો ભરવો છે, કઈ ભી કરવું હોય તો ઈઝીલી તમે તમારા ઘરે બેઠા બેઠા, જસ્ટ આંગળિયો ના ઈશારા ઉપર તમારું પેમેન્ટ કરી શકો છો કોઈ પણ પ્રકારનો. હા હા! ઘરે બેઠા બેઠા તમારાથી બધુજ થઇ શકે છે. ક્યાંયે તમારે જવાની જરૂરત પડતી છે નઈ અ જો હમણાંતો આ એક બેસ્ટ બેનેફિટ છે આપડા બને માટે, ને તમને તમારા ટેક્સ્ટ મેસેજમાં રિક્વેસ્ટ મોકલું છુ, એન અ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટેની. તો તમે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દો, ને તમારું એટીએમ કાર્ડ, એકાઉન્ટ નંબર ને મોબાઈલ નંબર. આ ત્રણનું ઉપયોગ કરીને ઈઝીલી તમે લોગીન કરી શકો છો. તમે. મેં તમને લિંક મોકલી આપું એના પરથી તમે પ્લે સ્ટોરમાં જઈને અકાઉન્ટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ત્યાર બાર લોગીન કરવા માટે તમારો મોબાઈલ નંબર જે છે બેંક અકાઉન્ટ સાથે લિંક્ડ જે મોબાઈલ નંબર છે. એ મોબાઈલ નંબરનો યુઝ કરો. અને મોબાઈલ નંબરનો યુઝ કરીને, તમે તમારો અકાઉન્ટ ક્રિએટ કરો. ત્યાર બાદ તમને જે બેંક એકાઉન્ટ હશે, ઈ બેંક એકાઉન્ટ લીક લિંક્ડ કરવા કેશે. તો બેંક એકાઉન્ટ લિંક કરીદો. ત્યારે બાદ બેંકમાં ને ડીટેલ નાખવા કેસે જેસેકે, એકાઉન્ટ નંબર છે, એટીએમ નો નંબર છે. એટીએમ ના નંબરમાં

ડીટેલ ડાયલ કરો એટલે તમારો એકાઉન્ટ કન્ટિન્યુ થઇ જશે. ત્યાર બાદ તમે કોઈ પણ પ્રકારનો ટ્રાન્સઝેકશન જેમકે બિલ પે કરવું હોય, પોસ્ટ-પૈડ અમ મોબાઈલ પોસ્ટ-પૈડનું બિલ ક્લીયર કરવું હોય નૉર્મલી પ્લા રિચાર્જ પ્લાન કરવો હોય, ઇન્શ્યોરન્સ ભરવું હોય, અ ઈએમઆઈ નો હફતો ભરવો હોય. પછી ટેક્સ ભરવો હોય, ઇન્શ્યોરન્સ ભરવું હોય

ને તમે હોઈ પણ પ્રકારનો પેમેન્ટ કરો ને તમને કેશબેક બી રીટર્ન મળે. હા કેશબેક ભી હોય રિવોર્ડસ બી હોય છે હ એક દમ સફે સિકયોર અને બેનેફિટ વાળી એપ્લિકેશન છે. ને એમાં ટ્રાન્સઝેકશન હિસ્ટ્રી બી ક્લીયર નથી થઇ શકતી. એટલે તમ તમારા માંથી કયા કયા પ્રકારના ટ્રાન્સઝેકશન ક્યાં થતા છે કોણે કૈરા છે. એ બધાંજ તમે ટ્રાન્સઝેકશન બી તમે જોઈ શકો છો. હા હું ઉપ ઉપયોગ કરું છુ આ એપ્લિકેશન એટલે મેં તમને જાણવા માટે ફોન કર્યો. કે તમને જાણના હે તો મેં તમને જણાય આપ્યું છે. આમાંથી તમે યુઝ કરો ને આનો ફાયદો ઉઠાઓ હા મને એક દમ સરસ સેકયોર અને ખુબ બેનેફિટ વાળી એપ્લિકેશન લાગી

તમે તમારા અકાઉન્ટ માંથી બીજાના અકાઉન્ટમાં ટ્રાન્સઝેકશન કરી શકો છો. અથવા કોઈ બીજું પર્સન તમારા અકાઉન્ટમાં ટ્રાન્સઝેકશન કરી શકે છે. કેશલેસ ટ્રાન્સઝેકશન જેમ તમારી પાસે કેશ હોયને કોઈ વખત, ખોવાઈ જવાનો, ચોરી થવાનો બીક રેસે. એ બધીજ બીક દૂર થઇ જાય છે તમારી પાસે કેશલેસ ટ્રાન્સઝેકશન છે મતલબ કે તમારે ક્યાંય બી જાવું હોય તમારે તમારી પાસે કેશ રાખવાની જરૂર છે નઈ, ઑટોમૅટિક તમારા ફોનથી તમે પેમેન્ટ કરી શકો છો. પછી તમારે ઈલે બિલ્સ પે કરવા હોય જેમ કે, મોબાઈલ બિલ છે, પોસ્ટ-પૈડ આ જે યુઝ કરતા હોય છે મોબાઈલ બિલ હોય. ઇલેકટ્રીસિટી બિલ હોય ડીટીએચ હોય, કેબલ ટીવી હોય, ફાસ્ટ રિચાર્જ હોય. ગૂગલ પે નું રિચાર્જ કરવું છે, ગેસ સિલિન્ડર બુક કરવો છે, એ બધાજ પ્રકાર ના પેમેન્ટ થઇ શકે છે. પછી ઇન્શ્યોરન્સ તમારે કરવું હોય તો ઇન્શ્યોરન્સ બી થઇ શકે છે. પછી ઈએમઆઈ કરવું હોય તો બી થઇ શકે છે, મ્યુનિસિપલ ટેક્સ તમારે ભરવાનો હોય છે, ઈ પણ ભરી શકાય છે. પછી હોઉસીસ હોઉઝિંગ લોન હોય છે એ બી તમે ભરી શકો છો. હોસ્પિટલનો બિલ પણ પેમેન્ટ કરી શકો, બિલ પણ પે કરી શકો છો. પછી તમારે કઈ બી અ સંસ્થા હોય અથવા મદદ કરવી હોય તો તમે તમારા અકાઉન્ટથી ડોનેશન બી આપી શકો છો. હ આ તો કોઈ ક્લબમાં જતા હોય તો એ બી તમે કરી શકો છો. તમને કેવી આ એપ્લિકેશન સફે સેકયોર અને સારી લાગે છે? હમ મેં તમને શીખવાડત એમાં તમને સમજ પડી કે ના પડી? હમ આવે બીજું કશું તમે જાણવા ઈચ્છો છો ખરા?

સરકારી નાણાં ખાતાકીય ઉપજ આપ ટ્રેન કે બીજી કોઈ Mistake આ ગોટાળા કે અન્ય કારણોસર શ્યામ કે ઘટ જાનપર આવે તો નુકસાન જવાબદાર વ્યક્તિ એ ભરપાઈ કરી દીધું હોય તો પણ ઉપરી અધિકારી ને અને હિસાબ તપાસની અધિકારીને તરત જ જાણ કરવી મિત્રો અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારમા નુકસાન આવે તો તરત જ આયોરક ફરીચી ને જાણ કરવાની છે ને હિસાબ તપાસનાર અધિકાર ને ઓડિટ અધિકારી નેતા સરકારમાં નુકસાન વિવિધ રીતે થતું હોય અહીં શબ્દ વાપર્યો છે ગોટાળા. ગોટાળા એટલે કોઈ વ્યક્તિ એ ઈરાદા પૂર્વક અંગત લાભ લેવા માટે સરકારને નુકસાન કર્યું હોય કોઈક નું રેકેદ ઉભું કર્યું હોય અને એવું કરવા પાછળનો ઉદ્દેશ તેનો અંગત લાભ લેવાનો હોય બીજું નુકશાન છે કર્મચારી કે અધિકારીની બેદરકારી તેમની જે ફરજો સોપાઈ છે કે આર્થિક પૂર્વક ન બગાડ તો એની બેદરકારીના કારણે અને ત્રીજું નુકશાન છે કુદરતી નુકશાન આગ અકસ્માત વાવાઝોડું ધરતીકંપ તેના કારણે પણ કારણે પણ સરકારને નુકશાન થાય હવે ગોટાળાથી જે નુકસાન કર્યું તેવા કિસ્સાની અંદર આપણે જે તે વ્યક્તિ પાસે થી વસુલાત પણ કરવાની છે અને તેને શિક્ષા પણ કરવાની જે કરતા આવી રીતે નુકશાન થયું હોય તો એમાં મોટે ભાગે આપણે શિક્ષા કરીયે છીએ વસુલાત કરતા નથી એનો અર્થ એવો નથી કે બેદરકારીમાં વસુલાત ન કરી શકીયે ગંભીર પ્રકારની બેદરકારી હોય વારંવાર બેદરકારી દાખવતા હોય તો ત્યાં વસુલાત પણ કરવાની થાય અને ત્રીજું નુકશાન કુદરતી રીતે તેમાં નથી કોઈને શિક્ષા કરવાનો પ્રશ્ન આવતો કે

રૂપિયા પાનસો સુધીનું નુકશાન હોય તો આપણે તેને ઘણું નુકશાન ગણીએ છીએ હવે જે વિચારણા માંગીને તેવી બાબત ના હોય તો પાનસો સુધીના નુકશાન માં તાપતાપશની અધિકારીને જાણ કરવી જરૂરી હતી પણ તુરત ઉપરી અધિકારી ને જાણ કરવાની મિત્રો અહીં નુકશાનના પ્રકાર પાડ્યા છે. પાંચ હજારથી ઉપરના નુકશાનને તબધીર નુકશાન ગણવામાં આવે છે. અને એની જાણ સરકારને અને audit ઓફિસરને તરત જ કરવાની રહેશે દસ હજારથી ઉપરના નુકશાનને અતિભારે અથવા વાસ્તવિક નુકશાન કેહવામાં આવે છે.

તો તે કિસ્સામાં તપાસનારાએ એવા ઉપરી અધિકારને મોકલતા રહેવાનું છે. અને અહેવાલમાં બતાવવાનું રહેશે કે ક્યાં કારણસર નુકસાન બન્યું કેવી ભૂલ હતી કોઈની બેદરકારી હોય તો તેનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરવાનો રહે છે. અને નુકસાનની વસુલાતને શક્યતા પણ દર્શવવાની છે. કે નુકશાન વસુલાતને પાત્ર છે કે કેમ અને વસુલાત possible છે કે કેમ જેના કારણે નુકશાન થયું હોય જે કારણનું પુનરાવર્તન થતું અટકાવવા લીધેલા પગલાં એ પણ અહેવાલમાં લખવાના રહેશે. અને જવાબદાર વ્યક્તિ સામે લેવા વિચારે શિસ્ત વિશે કાર્યવાહી અંગે પણ જવાબ માં ઉલ્લેખ કરવો. જે નુકશાન વસુલ થઈ શકે તેમ ન હોય

એવું નુકશાન માંડવાળ કરવાનું રહેશે. આગ પૂર અકસ્માત જેવી કુદરતી ઘટનાના કારણે થયેલા નુકસાનની જાણ સરકારને કરવું જરૂર જણાય તેવા કેશ માં પોલિશ તપાસ સોંપવી સામાન્ય રીતે ગોટાળા ના કેશમાં પોલિસ તપાસ સોંપવી જોઈએ બેદરકારીથી નુકસાન થયું હોય તો તે પોલિસ તપાસનો વિષય નથી તે આપણે Departmental Inquiry કરવી

કુદરતી રીતે લાગી છે કે કોઈએ લગાવી છે એ સંશોધનનો વિષય છે અને એ કામગીરી પોલિસ તપાસને સોંપવી જોઈએ. ખાતાકીય તપાસ સોંપવામાં આવી હોય તો નાણાકીય નિયમોં ના પરિશિષ્ટ તો આપણા ગુજરાત નાણાકીય નિયમોમાં ગોટાળા અને નુકસાનના સંદર્ભમાં ખાતાકીય તાપસ સોંપાઈ હોય તો પરિશિષ્ટ માં એવી વિગતો આપે છે. નુકસાન માટે ની જવાબદાર બાપાના દરેક સત્તા અધિકારીએ સમજી લેવું જોઈએ કે પોતાના પક્ષે કપટ કે બેદરકારીના કારણે થયેલા નુકશાન માટે તેમને જવાબદાર લેખવામાં આવશે તો કોઈ નીચેના માણસોને નુકશાન કર્યું છે પણ અધિકારીના બેદરકારીના કારણે અધિકારીએ કાળજી ન લેવા ના કારણે નીતિના માણસ જે પેપર મુખ્યમાં સહી કરતા હોય અને એનો લાભ નીચેના માણસે ઉઠાવ્યો હોય તો ત્યાં અધિકારીની પણ જવાબદારી નક્કી કરી શકાશે તપાસમાં વિલંબ ન થાય તે જયારે આવા કિસ્સામાં તપાસ સોંપવાની તકલીફ હોય તો તપાસ ઝડપથી સોંપવી જોઈએ અને તપાસની કાર્યવાહી પણ ઝડપથી શરૂ થતી હોય તો વિલંબ થશે તો સામેની વ્યક્તિને પુરાવાનો નાશ કરવાનો સમય મળી જશે કોઈનું દબાણ પ્રયત્ન કરશે તો તપાસમાં વિલંબ ન થાય તે પણ જોવું હવે મિત્રો પરિશિષ્ટ હિતની જે સૂચનાઓ છે સરકારમાં કોઈ પણ માણસ કામ કરે છે તો એના થી ભૂલ થશે પણ એનો ઈરાદો ત્યાં જોવાનો છે. અને એના માટે પરિશિષ્ટ નું પહેલું વાક્ય ખુબ જ અગત્યનું શુષ્ટ બુદ્ધિથી કાર્ય કર્યું હોય પોતાની શક્તિ અને અનુભવ મુજબ પોતાનાથી બનતું બધુજ કર્યું હોય તો પ્રમાણિત ભૂલો જતી કરી શકાશે જો મિત્રો અહીં શુષ્ટ બુદ્ધિની વાત કરી છે. તેનો ઈરાદો ખરાબ ના હોવો જોઈએ પોતાની શક્તિ અને અનુભવ મુજબ પોતાનાથી બનતું બધું જ કર્યું હોય એટલે કે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખી આવા કિસ્સાની અંદર નુકસાન થાય તો પ્રમાણિક ભૂલો જતી કરવાની કોઈ પણ માણસ કામ કરશે તો એની ભૂલ થશે પણ એનો ઈરાદો ખરાબ ના હોવો જોઈએ અને એને બેદરકારી ન રાખી હોય તો તેવી ભૂલ ને આપણે પ્રમાણિક ભૂલ સમજવી જોઈએ. જો એવા માણસને આપણે શિક્ષા કરશું તો કોઈ કામ કરવા જ ત્યાર ન થાય તો તેને પ્રમાણિક ભૂલ ગણીને જતી કરવાની અહીં સૂચના આપેલી છે. હવે નુકસાન તાબાના કર્મચારીએ કર્યું પણ ઉપરી અધિકારી એ દેખરેખ રાખવામાં તો કેટલા અંશે તેઓને પણ જવાબદાર ઘણી બધી ઘટનાઓ એવી છે જેમાં અધિકારી નીચેનો કર્મચારી મૂકે એમાં કશું જ જોયા વગર સહ્યો કરતા હોય અને ઘણી વાર ખોટા પેપર સહી કરાવીને નીચેની તાબાના માણસે લાભ લીધો હોય તેવા કિસ્સાની અંદર ઉપરી અદિકારીને પણ દાખવવા બદલ જવાબદાર ઠેરવી છે અને દેખરેખ રાખવામાં નુકસાન સરળ બન્યું હોય તો અધિકારી પાસેથી પણ નુકસાન ના પ્રમાણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વસુલાત કરવાની એટલે એ અધિકારી એ સુચીવટા દાખવી એના increment અટકાવીએ એને નીચે ફરીએ ઉતારિયે કોઈ રીતે પરોક્ષ વસુલાત થશે અને પ્રત્યેક્ષ વસુલાત કરી શકાય. હવે કોઈ પણ શિક્ષા આપણે કોઈ વ્યક્તિને કરીએ છીએ તો ઉદેશ દાખલો બેસાડવાનો છે એ વ્યક્તિ ને હેરાન કરવાનો અહીં બોવ સરકારે ઊંડાણ પૂર્વક વિચાર કરીને લખ્યું છે કે સરકારી કર્મચારીની નાણાકીય જવાબદારી નક્કી કરતી વેળાએ સરકારી કર્મચારીના આર્થિક સંજોગો પણ તપાસવા કારણ તે શિક્ષા તેની ભાવિ કાર્યસક્ષમતા ને હાનિ પોંહચાડે એવી ન હોય તે જરૂરી કોઈ ને એટલી મોટી શિક્ષા કરીએ કે બેફામ બની જાય અને વધુ માં વધુ ગુણ કરવા પ્રેરાય તો શિક્ષા એ માત્ર દાખલો બેસાડવા માટે છે કે બીજા લોકો આવું ન કરે એને હેરાન કરવાનો આપણો ઉદેશ નથી તેના આર્થિક સંજોગો ધ્યાનમાં લઈ અને તેને શિક્ષા કરવી કપટના કારણે નુકશાન થયું હોય. કપટ એટલે ગોટાળો તો ગુનેગાર પાસેથી પણ રકમ વસુલ કરવાની છે. હવે કેટલીક વાર મિત્રો એવું બને છે કે કોઈ એક જૂનો કિસ્સો અત્યારે ધ્યાન પર આવે અને તે કામગીરી ત્રણ વ્યક્તિ સંભાળતા હતા એમાંથી એકનું અવસાન થઈ ગયું છે એક નિવૃત થઈ ગયા છે અને જે નોકરીમાં ચાલુ છે તો એવો નિર્ણય લખી દેવાનો કે ત્રણ માંથી બે જણા નથી એટલે હવે કોઈ કાર્યવાહી કરવાની ઘોષિત કર્મચારી પૈકી કેટલાક કર્મચારી નિવૃત થઈ ગયા હોય તો નોકરી માં ચાલુ હોય એની સામેલ કાર્યવાહી કરવાની રહેશે તપાસમાં ઢીલ ન થાય છે તાપસ જે છે સત્ય જેટલી ઝડપથી આવે

અને ખાતાકીય તપાસમાં દોષિત જણાય તો પોતાની કાર્યવાહી ના નિર્ણય જાણ જોયા વિના શિક્ષા કરી દેવા મિત્રો નિયમ પચીશની નીચે નોંધ આપી છે જયારે આપણે મોટા પ્રમાણમાં cash transaction કરતા હતા ત્યારે આ વધારે ઉપયોગી હતા આજે પણ ઉપયોગી એટલા જ છે પહેલું કહ્યું છે બિલ વટવાનું કામ બિલ વાતાવવું બી બેંકમાંથી પૈસા લાવવાના હોય કે બેંકમાં પૈસા મુકવા જવાનું હોય પટાવાળા ને કોઈ દિવશ કેસ લાવવા કે કેસ લેવા મોકલવા ના નથી જો કોઈ અધિકારી એ પટ્ટાવાળાને કેસ લાવવા લઈ જવા મોકલશે અને પટ્ટાવાળા પાસેથી જે ચોરી થઈ ગઈ તો જવાબદારી અધિકારીની રહેશે જરૂર હોય તો લાંબી નોકરી વાળા અને વિશ્વાશું પટ્ટાવાળાને જ્યાં મોટા પ્રમાણમાં કેસ રહેતી હોય તો મહિનામાં એક વખત વચ્ચેથી રોકડની ચકાસણી કરવી ઘણી વખત કેસયરો સરકારી કેસનો અંગત ઉપયોગ કરતા માલુમ પડ્યા જેને આપણે હંગામી એ પકારવું હોય તો મહિના માં એક વખત રોકડના ખાતા કર્મચારીઓના ની કામગીરી માટે માર્ગદર્શન સુચનાઓ કયા કર્મમચારી કયું કામ કેવી રીતે કરશે તેની સૂચનાઓ પણ હિસાબી શાખાએ પાર પાડવી જોઈએ કચેરીનું વહીવટી નિરીક્ષણ આપવું જયારે આ સૂચનાઓનું પાલન થાય છે કે કેમ તેની પણ ખાતરી કરવી કોઈ પણ અધિકારી કે માત્ર સૂચનાઓ પાર પાડી લેય એ પૂરતું નથી સૂચનાઓ નો અમલ કરવાની જવાબદારી પણ જે તે અધિકારીની

તેવા નુકસાનને ગંભીર નુકસાન ગણવામાં આવે છે તો રૂપિયા પાંચ હજાર ઉપરના રૂપિયા દસ હજાર ઉપરના નુકસાન ન કયું નુકસાન ગણાય તો અતિ ભારે

હા અવાજ આવે છે hello હાનજી sir અવાજ છે તમારો હાજી sir અવાજ આવે છે તમારો મારું નામ ઝેડ નામ છે ઝેડ તમારું નામ ok જી sir કઈ થી છો તમે?

હમ અત્યારે બેઠા છીએ હમ અત્યારે તો ઘરે જ બેઠો છું એટલે બાર નીકળવાનો હતો એક ફ્રેન્ડ નો call આવતો જ હતો પછી પાછું થોડી વાર પછી નીકળીએ સાંજેક હવે તો શુ ઉત્તરાયણ ની સીઝન આવી છે એટલે દર sunday અત્યારે ધાબા પર જ હોઈએ બધા હમ બઉ શોખ છે પતંગ નો એટલે અપડે તો શું ઉહ ના ભાઈ ના અપડે તો ઉત્તરાયણ ના બે મહિના પેલા થી જ તૈયારી ચાલુ ચાલુ થઇ જાય.

અચ્છા એવું છે અપડે તો expert છે ભાઈ પતંગ માં તો અપડે expert હા એઈજ

હા અપડે proper અહમેદાબાદ હા proper અહમેદાબાદ હા ના ના proper અહમેદાબાદ ના છીએ અપડે તો તમે પણ proper અહમેદાબાદ ના છો? અચ્છા એવું છે! ok ok કઈ નઈ હવે exam છે જે છે એ હમ મારી exam આવી છે કલ થી જ exam શરુ થશે.

હમ ok ગુજરાત collage માં છો! હું અહીંયા અપડે city c u શાહ માં છું. હા કાઈ નઈ બીજું મસ્ત ચાલે છે બધું. આહ sunday વધારે કંટાળો આવે. નો ઉહ મારે તાવ છે અત્યારે ઉભો જ થયો છું ને lunch કરીને બેઠા છીએ અમે. હમ જાવા નું છે તમારે સાંજે એટલે તમારે દર sunday planning હોય જ છે એવું છે? એટલે તમારે પણ friends તો હશે જ ને. તમે સરખેજ માં રહો છો તો હા એટલે મારે પણ બઉ બધા ભાઈ બન્ધ છે. સરખેજ જ ના જ છે તમે સરખેજ માં ક્યાં રહો છો? ok અમે આવીએ છીએ ત્યાં જ બેઠો હોય રાત્રે હા દરગાહ પાસે જ ઓલી દરગાહ છે. આહ

ત્યાં અત્યારે સવારે હતો ત્યાં cricket નો programme પછી cancel થઇ ગયો તમે તો બૌ નજીક પડે તો નઈ cricket માટે તો cricket નો કેવો તમારો શોખ છે cricket નો અચ્છા એવું એમાં કેવું planning છે બરાબર? આહ અચ્છા આહ એટલે તમને શું વધારે શું સારું લાગે? ઉહ આપડે balling કે capting bating? અપડે અપડે તો all rounder છીએ.

હમ ગામડા માં તો મજા જ આવે ને હમ ખાવા પીવા ની બધા ને મજા જ મજા આવે. આહ આહ એટલે અમારે તો શું ગામડું તો છે નાઈ બાકી અમારા બૌ બધા રહે છે relation વાળા રહે છે ગામડા માં પણ ક્યારેક ક્યારેક જઈએ તો માજા આવે છે. અમારે તો વધારે south Indian ના જ છે મારા જે grandfather હતા ને એ ત્યાં થી આવેલા છે એટલે અમારે બઉ relatives ત્યાં રહે છે.

અચ્છા હા હોય છે જ એટલે હમ